કે ભાઈ આટલા order કરશો તો આટલા રૂપિયા તમને મળશે કે આજે આખા દિવસ માં તમારે extra નહીં જે એ લોકો એ નક્કી એજ કાર્ય કરે મેં તમને પહેલા કેવી રીતે કીધું કે આટલા થી આટલા time માં કરો પાનસો તો આટલા રૂપિયા એવા મલસે આખા દિવસનો તમે કરો તો તમને હજાર રૂપિયા મળશે હા એ લોકો નું rate card એ લોકો અલગ થી રાખે એનું form આપડે અલગ થી ભરવાનું હોય છે જે form આપે એ ભરવાનું એ form ભરદો એટલે તમારો rate card અંદર એ નખાઈ જાય એમ એ type નું હોય છે એ બધું okay okay હા sure sure sure sure હન sure

હમ હા sure sure sure હા એટલે એની અંદર કેવું હતું કે મારો એક friend હતો ને એ એ આવી રીતે zomato માં નોકરી કરતો હતો તો એને મને એક થી બે number આપ્યા હતા

તો વાગ્યું હતું ઢીંચણ માં જો normal છે બીજું એવું કશું થયું નથી ચક્કર બક્કર નહોતા આવ્યા ઢીંચણ માં વાગ્યું હતું normal ના એમાં ઇન્સ્યોરેન્સ ના હોય ને ઢીંચણ માં વાગ્યું હતું normal sure sure હા હન હ okay okay

એકમો બંધો છલકાયા છે અને ભૂગર્ભજળની level પણ ઊંચું આવ્યું આખરે ખરેખર નસીબદાર છીએ કે પીવા લાયક પાણી નો મલક પુરવઠો વરસાદી ટીંબા રૂપે સમગ્ર દેશમાં વર્ષે છે બાકી તો ચાર મહિનાની વરસાદની સિઝનમાં મેઘરાજ તુરણધાર પાડી નાખે ને ત્યારે તે જળના સાફા પડ્યા વિના રહે નહીં સદભાગ્ય એવું વારંવાર બનતું નથી આપણે ત્યાં મેઘરાજની સૌથી વધુ મહેર મેઘાલય રાજ્યના મોસીમ રામ નામ પર છે. ત્યાં વર્ષે દહાડે અગિયાર હાજર આઠસો જેટલી મીટર વરસાદ નોંધાય છે મેઘરાજાનું માનીતું એવું બીજું સ્થળ પ્રશાંત મહાસાગરના હવાઈ ટાપુ પર આવેલું. દ્રવ્ય નામનું પહાડી ગામ છે અહીં તો મેઘરાજા તથા થી ભોગવે છે વર્ષના લગભગ પંદર દિવસ કે મતલબ કે ત્યાં વર્ષના ત્દિરણસો પાસઠ દીવ વસ રોજે રોજ વરસાદ પડે છે જે કહે છે કે હિંદ મહાસાગરમાં ટાપુ પર આવેલા ક્યારેક ચોવીસ કલાકમાં એક હાજર સાતસો ને સિત્તેર મિલીં જેટલો પાણી વરસી જાય છે.

કૈલાશ મેઘ વાદળમાં એવરેજ પચાસ હાજર ટન પાણી હોય છે અને દરેક વાદળ તેના અડધો કલાકમાં પોતાનું બધું પાણી ખાલી કરી નાખતું હોય ત્યારે જમીન પર કેવી રેલમછેલ થાય ઉપરોક્ત તમામ ઉદાહરણો સાથે જબ્બર contrast ધ્યાનમાં આવતો દાખલો દક્ષિણ america ના ચીલી દેશનો છે વરસાદ એ દેશમાં ફક્ત નામ માત્ર પડે છે અને અમુક પ્રદેશો તો સમ ખાવા પૂરતું એકાદ ટીમ્પુએ નહીં આ દેશમાં એક હાજર એસી ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા વનની વાત કરો તો છેલ્લા ચારસો વર્ષ થઈ વરસાદનું ટીપું એ પડ્યું નથી ભારત તેમજ બીજા ઘણા દેશોમાં થાય છે એવી વર્ષાની મુશળધારેલી જગતના બધા સ્થળોએ ના વરસતી હોય આમ છતાં જગતમાં ભાગ્ય જેવું સ્થળ હશે જ્યાં વરસાદમાં એકાદ બે વાર વરસાદ ના પડતું હોય અગર તો ક્યારેક આટલા રૂપીને થોડા ઘણા ટીપા ના વરસતા હોય ચારસો વર્ષથી સાવ કોરું કટ રહી ગયેલું ચીલી નું અટકામા એ દૃષ્ટિએ unique સ્થળ બને છે. વસ્તીમાં આવેલો પ્રસાદ મહાસાગરના સમુદ્ પરંતુ સવાલ એ કે ભૂલે ચૂકે કદી વરસાદ ન પડે હોય ત્યાં પાણી લાવવું ક્યાંથી દરજ્જાય પવનો અંદરની તરફ રોકાય તે ખરા પણ આકાશમાં નજર કરો તો વાદળા સુદ્ધા ના જડે

કિનારાની સમાંતર રહેતા શેરૂના નવસો કિલોમીટર પહોળા સમુદ્રી પવન છે પ્રતિ સેકન્ડે વધુમાં વધુ બે કરોડ ઘન મીટર પાણીનું વહન કરતો આટલો ઠંડો પવન છે.

વાતો સમુદ્રી નો ઠંડો પવન ત્રણ વર્ષમાં શીતળ રાખે છે તાપમાન ક્યારેય ઘટીને minus એકવીસ celcius થાય છે તપે નહીં એટલે ગરમ હવા નું સમુદાય રજકણો સાથે આકાશમાં ચઢીને ભેજને ઠરવા માટે ઘણી રૂપી નાભી પૂરી ના પાડે અને મોટા કદના વરસાદથી ટીપાના બને આ સંજોગો માં ધુમ્મ્સ થાય છે પરંતુ એ ધુમ્મસ વરસાદમાં ફેરવાય નહીં આમ ધુમ્મસમાં આછું પાણી હોવાથી છતાં લોકો માટે તે સાવ નકામ મૂલંકામાં સોના જેવું થાય કારણ કે હાથમાં આવી નહીં. ધુમ્મસમાં ભેજકણોનો વ્યાસ માત્ર એક micron એટલે કે ઝીરો point ઝીરો ઝીરો વન millimeter હોય છે. ઘણા બધા ભેજ પણ એકબીજા સાથે ભેગા થાય અને વરસાદી ત્રિપુર રચાય તો વાત જુદી પરંતુ એ માટે વાતાવરણ ઠંડુ ઘર હોવું જોઈએ અંત કામ પર જ્યારે વરસાદ પાણી વરસતો નથી. એટલે રોજ વપરાશના પાણીનો બંદોબસ્ત તેના રહીશોએ જાતે કરીને કરવું પડે છે અહીં પોર્ટુગલ નામના જંગલે રામના લોકોએ તે માટે સરસ નુસખો અજમા આવ્યો છે વાતાવરણના ખર્ચમાં ધુમ્મસના અદ્રશ્ય પાણીને તેઓ બારીક જાળીમાં તેઓ પકડી લે છે. અને પછી તે પાણી ભવ્ય આખા સરોવર ભરી દે છે difficult લગતી વાત છે પરંતુ રોજનું હજારો લિટર પાણી પોર્ટુગલના રહેશો ધુમ્મસ નીચોવીને પ્રાપ્ત કરે છે. આ દાદ માંગી રહ્યો તેવો નુસખો તેમજ વિડીયો તેમનો અકસ્માત બનેલો એક નજીવો પ્રસંગ જવાબદાર હતો આજથી લગભગ અઢી દાયકા પહેલા બન્યું કે ચીલી ના જંગલ ખાતાના આસામના ડુંગરોમાં

છતાં તે દિવસે વધારે તેના મનમાં એક તુક્કો જાગ્યો વિચાર આવ્યો કે આસપાસના ધુમ્મસ છો ગરોડિયા ના હેઠી ઝાડ પર બાજી જતું હોય તો એવા ઝાકળ બિંદુ નાયલોન ની થાળી પર બાજે કે નહીં? અને થાળી બહુ મોટી હોય તો જથ્થો બહુ મોટો મળે કે નહીં આવા પ્રયોગ દ્વારા ખાતરી કરવામાં હાર્દિકની અમલદારે નાયલોનના બારીક રેસા ગુંથી ને જાડી તૈયાર કરી છે અને સાથે એક પાર્ટીશન ગોઠવ્યું એ બે જે રીતે રીપેર સુતરાવના બે થાંભલા વડે તેને ડુંગર પર ફોડી દીધા. બીજા દિવસે એટલે કે બરાબર ચોવીસ કલાક પછી જોયું તો એ ભાઈ બીજો હતો ગાડીના એક ખૂણે મૂકેલું પાત્ર

ગાડીઓ એ રોજનો સેકડો લીટર ભેજ રૂપી પાણી કેદુ પકડી થાય તેમ જ ચુંગાદારની પાણી સમસ્યા દૂર કરી.

નાયલોનના સૂક્ષ્મ તંત્ડા વાપરીને કુલ સાડત્રીસ જાડીયો ગોઠવવામાં આવેલ છે ફક્ત અડધો kilometer જ ઠેકે રહીને નજર કરો તો ઘટ ચ અને કાટા

શ્વેતકણનો બારીક પગલું વધુ તબિયતથી એ વાક્ય મળે કે એક કારણ એક કણો ભેગા થાય ત્યારે પાણીનો એક ટીમ્પુ બને દીવાસળીના ટપકા જેટલું એક ટીમ્પુ અને તે નીચે ચડકે છે કચરાના નાડામાં આવતા. પડીને વહેવા માંડે અને સહેજ દૂરના એક સરોવરમાં જઈને પહોંચે સરોવર ભરાય એ વાત એમની સાબિત કરી આપી. ઉંમર બહુ હોય એટલે ત્યારે રોજના સોળસો એસી લીટર જેટલું પાણી ભેગું કરી આપે જાળીઓ કુલ સિત્તેર માટે કુલ કરવટો થયો એક લાખ ત્રીસ હાજર લીટર લીધા હતા. આ બધું પાણી એકત્રિત થાય છે ત્યારે એને pipeline દ્વારા તેને ઘરે પહોંચાડવામાં આવે ત્યારે દરેક ઘરનું રોજનું એકસો વીસ લિટર પાણી વાપરવા મળી. તો એવું કોઈ થવામાં પતી જાય માટે સરોવર જળ સપાટી પર ઘટી જાય. તો તેના ગામમાં હવાલદારોએ અને ચેતવણી આપી ખેતી રંગનો ભાવ તો સરખા જ હોય અને આ ભાવ તો કડક છે કેમકે હવે જાસ્કા નો રોજ રોજ ક્યારે ખાલી કરવાનું ક્યારે ખાલી કરવાનું જરાસાઈમાં તો છલ્કાય એના તોડ રૂપી જલાસાય માંથી હજી એક સેવા કર્મો આવી જાત ખોટા આવેશ થી તમારે જે દાસ તે જમવું હોય બેસાડી દો તેને આપણે બધા બોટ લઈ જઈને પાસે પાણીનું એક એક ટીમ્પુ કેમ થી છે માટે તેનો બગાડ ના કરવો જોઈએ. તો પછી તેઓ બગાડ કરું પોસાય જ કેમ? એવરેજ પચાસ હાજર ટન પાણી હોય છે અને દરેક વાદળ અડધા કલાકમાં પોતાનું બધું પાણી ખાલી કરી નાખતું હોય છે. ત્યારે જમીન પર કેવી રેલમસેલ છે ઉપરોક્ત તમામ ઉદાહરણ સાથે જબર contract ધરાવતો દાખલો દક્ષિણ america ની ચીલી દેશમાં છે આને રસાળુ બનાવી દેવામાં મોટો ફાળો ચીલીના પશ્ચિમ કિનારાની સમાંતર રહેતા પૂર્વના નવસો kilometer જેટલા સમુદ્રી હોવાનો છે પ્રતિ એ કરે વધુમાં વધુ બે લાખ કરોડ ઘન મીટર પાણીનું વાહન કરતો

તટવર્ષીય અંત કામાને પ્રમાણમાં શીતલ રાખે છે તાપમાન ક્યારેય ઘટીને minus એકવીસ celcius થાય છે ઘણા બધા ભેજ કણો એકબીજા સાથે ભેગા થાય છે અને વરસાદી માહોલ રચે છે તો વાત જુદી પરંતુ એ માટે વાતાવરણ ઠંડુ ઘર હોવું જોઈએ પણ જ્યારે વરસાદી પાણી વરસતું નથી એટલે ગુજરાતનો અર્વાચીન ઇતિહાસ મરાઠા શાસન કાળમાં સતરસો સ્તરમાં ઔરંઝેબનું અવસાન થતા મુગલ સત્તા નબળી પડી ગાયક વાડી શાસકો અને પુરાના

આ અડતાના સ્ત્રોત અને ખમ્ભાતના બંદરોની જાહોજલાલી અસ્ત પામી વડોદરાના દામાદિરો ગાયકવાડ ના પુત્રો વરચે કાન્હાનો લાપ થયો અંગેરેજોએ સુરત અને ભરૂચ માં પોતાની સતા સ્થાપી હતી. ભારત ભારતના કુલ પાનસો બાસઠ દેશી દેશી રાજ્યો માટે ગુજરાત ના નાના મોટા ત્રણસો છાસઠ દેશી રાજ્યો હતા તે પૈકી વડોદરા રાજય સૌથી મોટું અને પ્રગતિ સીલ દેશી રાજય હતું. સયાજી રાવ ગાયકવાડ ત્રીજાના સમય માં તમામ શેત્રમાં પ્રગતિ થઇ અને નોંધ પાત્ર વિકાશ થયો.

અઢારશો ત્રેપન માં સિંધિયા ઓએ પંચમહાલ જિલ્લો પાવાગઢ અને ચાંપાનેરના પ્રદેશો બ્રિટિસ્ટ સરકાર ને સોપ્યાં. હયાવ સયાજીરાવગાયક વાડ તેમના સમયમાં ગુજરાતનો સવથી વધુ વિકાસ થયો હતો. પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત જાહેર થયું તેમના સમયમાં વડોદરા ગુજરાતનો પ્રથમ રેડિયો કેન્દ્ર સારું થયું. સયાજી રાવ ગાયકવાડ ત્રીજાએ ગુજરાતનો વ્યવટ ગુજરાત ગુજરાતીમાં કરાવ્યો હતો. અંગ્રેજોની સતા ભારતની પ્રજા પાર ગામઠી થઇ તેમ તેમ પ્રજામાં અસન્તોસ પેદા થયો અઢારસો સતાવનમાં વીલ પવ સ્વરૂપે પરકાશ સ્થળે પહોંચ્યો. ` અઢારસો સતાવનનો વિપ્લવ દિલ્લીના છેલ્લા બાદશાહ બહાદુર શાહ ઝફર સાથે અંગ્રેજોનો અંગ્રેજોનો અનુચિત વ્યવહાર અયોધ્યાના નવાબ અને તેની પ્રજા પર ઝુલ્મ સરકારની ખાલસા નીતિ બાજીરાવના દત્તક દત્તક પુત્ર નાના સાહેબના હદ હળ હળતો અન્યાય તથા ઝાંસીની રાણી અન્યાય વગેરે કારણો કારણો રાજકીય પરિબળ બન્યા ત્યારે અંગ્રેજોની ધાર્મિક સુવિધાઓની નીતિ અને એમસીલ રાયફલમાં ગાય અને ડુકર ની ચરબી ધાર્મિક કારણો બન્યા. ઉત્તર ઉત્તરભારત માં સરું થયેલો આ વિલ્પ ગુજરાત સુધી પહોંચ્યો. અઢારસો સતાવન વિપ્લવમાં ગુજરાતનો ફાળો ગુજરાતના નણંદોડ દાહોદ ગોધરા દેવા કાંઠા તથા મહીકાઠાનો પ્રદેશ ક્રાંતિમાં જોડાયો ગુજરાતમાંના કુલ કાન્તિકારીઓ પકડાયા પંદર તેમના ચારને તોપના મોયે ચઢાવવામાં આવ્યા નવને કેદ તથા એકને પાણી કળાની સજા થઇ. ગુજરાતમાં અઠારશોસતાવન અઠારશોસતાવનના વિપ્લવની સરું આત અમદાવાદ ના લસ્કરની સાત્મીટુકડીઓ જૂન અઠારશો સતાવન માં કરી અઢારસો સત્તાવાનની નવમી જુલાઈએ સાત જણાયે દારૂ ગોળાના ભંડાર કબ્જે કર કરવા પ્રયત્ન કર્યો પણ તે નીસફળ જતા તમામ ને ફાંસીથી લટકાવવામાં આવ્યા. ઇલયમાં પાંચમહાલ ના દાહોદ દાહોદ અને ગુજરાતના હિંદી સૈનિકોને કોળી ભીલ નાચકડા અને જાતિના લોકોને મદદથી કેટલીક સરકારી કચેરીઓ કબ્જે કરી દોડા વાડામાં બળ બાળવાની ગંધ આવતા અંગ્રેજોએ આખાગામને આગ તાપી આણંદના મુખી ગડબડ દાસ પટેલ ખાન પૂરના ઠાકોર જીવાભાઈના સહકાર થી કોળી ભીલ અને નાયકડા જાતના લોકો ને ભેગા કરી અંગ્રેજોએ વિરુદ્ધ સંગ્રામ સારું કર્યો અંગ્રેજ લશ્કરનો સામનો કરવામાં માલજી જોશી અને કૃષ્ણ દાસ દવે મહત્વનો ફાળો આપ્યો હતો. ઓગસ્ટ અઢારસો સતાવનમાં રાજ પીપળાના નંદોઈના હિન્દી સૈનિકોને ટુકડીએ સંગ્રામ કર્યો જયારે માર્ચ અઠારશો સતાવનમાં ઉમર કુરના જોધા માણેકના નેતિક ઓખા મંડનમાં વાધીરોયે સંગ્રામ કર્યો ડિસેમ્બર ડિસેમ્બર અઢારસો અઠાવનમાં કાત્યા ટોપે તેમના લસ્કર સાથે ગુજરાતમાં આવ્યા હતા અને પાંચ મહાલમાં પંદર દિવસ રોકાયા હતા અનામિક અનામિકા એકેડેમી આ વિપ્લવ નિષ્ફ્ળ જતા અઢારસો અઠાવન માં ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી બ્રિટિશ આજે ભારતનો વહીવટી સાંભળી લીદો અઢારસો સતાવનના આઠમા આવક વેરો શરુ કરતા સુરતના વેપારી ઓયે આંગન આંદોલન ચલાવ્યું હતું અઢારસો ઈઠ્યોતેરમાં લાઇસન્સ લાઇસન્સ ટેક્સ ના વિરોધમાં પણ સુરતમાં આંદોલન થયું હતું સુરતના દુર્ગારામ મહેતા તથા મયપત રામ કર કરસનદાસ મુળજી વગેરે આ સામાજિક સુધારણા ક્ષેત્રે કરંતી કરી પગલાં ભર્યા રણછોડ લાલ છોટા લાલ નેત્યાં વાળા એ અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલની કાપડ કાપડની મિલ શરું કરી હતી. અઠારશો એકોતેર માં સુરત તથા ભરૂચમાં અને અઢારસો બોતેર માં અમદાવાદમાં પ્રજા સમાજ નામથી રાજ્ય સાત સ્થાપી. અઢારસો ચોરાસીમાં આમદાવાદમાં ગુજરાતસભાની સ્થાપના થઇ હતી.

આ અધિવેશના કુલ બોતેર પ્રતિનિધિઓ હતા આ અધિવેશન ત્રણ દિવસ ચાલ્યું અને તેમાં પ્રથમ પ્રમુખ યોમ્સ ચન્દ્ર બેનરજી હતા બીજું અભિવેસન દાદાભાઈ નાવોંરજી ના પ્રમુખ પદે કલકતામાં અને ત્રીજું મદ્રાસમાં બદ્રુએન ટયરજીના પ્રમુખ પડે ભરાયું કોંગ્રેસના નીચે મુજબના આધિવેશ આધિવેશન ગુજરાત માં ભળાયા હતા. અમદાવાદ ઓગણીસો બે સુન્દર નાથજી બેનર જીયે સુરતમાં ઓગણીસો સાત રાસ રાસડીયર ઘોસ અમદાવાદ ઓગણીસો એકવીસ હકીમ અબ અજમાલખાન હરિ પુરા ઓગણીસો આડત્રીસ સુભાસ ચંદ્ર બોઝ ભાવનગર ઓગણીસો એકષ્ઠ મિનરસમજી રડી અમદાવાદ માં ઓગણીસો અડસઠ એક મીન

આમ આઝાદી પહેલા વાર્તમાંન ગુજરાતમાં ચાર અધિવેશનો ભરાયા ગુજરાતમાં શસ્ત્ર ક્રાંતિ ગુજરાતમાં શસ્ત્ર ક્રાંતિ પેરણા અરવિંદ ઘોસ પાસેથી અંબુબાઈ પુરાણી ને મળી હતી તેમણે ગુજરાતમાં ઠેર ઠેર યાયામ પ્રવુતિઓ સરું કરી. તેર નવેમ્બર ઓગણીસો ઓગણીસો નવ ના રોજ અમદાવડના રાયપુર દરવાજા પાસે વાઇસ રોય વાઇસરોય લોડ મિન્ટો પર બૉમ્બ નાખવામાં આવ્યો હતો.

માંડવીના સેન્જી સેન્જી કૃષ્ણ વર્મા એ ઈંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવુતિઓ આદરી તેમને લંડન ખાતે ઈન્ડયન હોમ રિલલિંક અને ઇન્ડિયા હોઉસ ની સ્થાપના કરી. લીમડીના સરદારસિંહ રાણા વગેરેએ દેશ વિદેશના કરંતિકારી ઇંદુલાલ યાજ્ઞિક આર્યલેનની ક્રાંતિ માં ભાગ લઈને આવ્યા અને ગુજરાત માંથી સૌપ્રથમ તૈયાર થાયેલા ભારત નો ઝંડો જર્મનીના સુઅડગાર્ડમાં લહેરાવવા તેઓ અંગ્રેજોની નજર છુપાવી લાય ગયા. ત્યાં માદન ભીખજી ભીખાઈજી કમાયે ભારતનો ઝંડો ફરકાવ્યો ઓગણીસો પંદરમાં ગાંધીજી ભારત આવ્યા એક વર્ષ સુઘી ભારત ભર્મણ કરી તેઓએ ભારત માં પર્વ પર્વત

આ અગાઉ શેઠ અબ્દુલરાની પેટીના ઘાટ બીજી નોકરી કરવા માટે દક્ષિણ આવી ગઈ આવ્યા હતા ઓગણીસો ચોરા અઢારસો ચોરાણુમાં તેમણે દક્ષિણ આફ્રિકા નાતાલની કોક માં હૂંડી વ્યક્તિ તરીકે પ્રવેશ મેળવ્યો ત્યાં તેમણે આશ્રમ અને ફાર્મની રચના કરી. તેના ભારતીઓ ભરતીઓના પ્રશ્નો વાચ વાંચવા હતું હિંદીઓને મતાધિકાર પાછો ખેંચીલેવાના કાયદાનો વિરોધ કરી નાતાલ ઇન્ડિયન કોંગ્રેસન સ્થાપના કરી તેમણે તેમની માંગણીઓ સરકારે મંજુર કરતા તેઓ અઢારસો પણ ઓગણીસો પંદર માં ભારત પાછા આવ્યા અને ભારત ભર્મણ બાદ પચીસ સ્ત્રી પુરુસોસાથે જીવન લાલ બેરિસ્ટરના મકાનમાં સત્યગ્રહ આશ્રમ ની સ્થાપના કરી. કોઈરગમાં મર્કી ની બીમારી ફેલાતા સાબરમતી આશ્રમ સ્થળાન્તર કર્યું મહાત્મા ગાંધી નો જન્મ સ્થળ પોરબંદર વડોદરામાં પણ કીર્તિ મંદિર જે જે કાળા જે કાળા સાથે સંકળાયેલ છે અને અને અન એને આને કોઈ કોઈ connection નથી પૂરું નામ મોહનદ ચંદ મોહનદાસ કરમચંદ ગાંઘી બતાવ્યું માતાનું નામ પૂતળી બાઈ બાળકનો અભયાસ રાજકોટ ની આર્કેડ સ્કૂલમાં અને સ્કૂલમાં કોલેજનો અભ્યાસ ભાવનગરની શામળદાસ શામળદાસ કોલેજમાં સાબરમતી આશ્રમ ખાતે નો નિવાસ સ્થાન હૃદય કુંજ તરીકે ઓળખ્યું તેમની આત્મકર્તા ઓ પ્રત્યેના પ્રયોગો વહન વ્યક્તિ વ્યક્તિ ના પુસ્તક અંટુ ઘી લાસ્ટ અંટુ ઘી લાસ્ટ થી તેઓ પ્રભાવિત હતા તો તેના પરથી તેને તેમને સર્વોધ્ધ નામનું પુસ્તક લખ્યું. ગાંધીજીને સૌપ્રથમ વાર સવેત ચિકનબર્ગ નામના સ્ટેસનપર ઓરંગ ઝેબની નીતિનો સામનો કરવો પડ્યો ચાર પુત્ર હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ તેમનો પાંચમો પુત્ર જમનાલાલ બધાજ અંગત કલાકાર મહીં મહાદેવ ભાઈ દેખાઈ સર્ષ્ટ્રીય ગુરુ ગોપાલ કૃષ્ન ગોખલે આધ્યાત્મિક ગુરુ શ્રીમન્તં રાજ રાજ ચંદ્ર

તમે ક્યાંથી વાત કરી રહ્યા છો? રાજકોટથી બોવ સરસ હું પણ રાજકોટથી જ વાત કરી રહ્યો છો. તમે અત્યારે શું કરી રહ્યા છો? અત્યારે તો હાલમાં job કરી રહ્યો છું.

તમે શું કરો છો?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 હમ બરાબર છે. તો અત્યારે તમારે પણ Wednesday કે Sunday રજા રહેતી હશેને!

તો તમારા રવિવારના time માં તો તમે entertainment માટે તમને કઈ રીતે તમારા time કાઢો છો રવિવારે? mind મગજ શાંત કરવા માટે? રઈ આમ તો અઠવાડિયું એક કામ કરીને થાકી ગયા હોય અને પછી રવિવારે તો બસ આરામ જ કરીએ બપોર સુધી સુતા રહીએ પહેલા તો અને પછી હા બપોર સુધી તો સુતા હોય અને પછી સાંજના બહાર ફરવા જઈએ અથવા તો અમ movie જોવા જઈએ. અમારે પણ હોય છે તો movie જોવા અને બારે ફરવા જઈએ છી. Movie માં વધુ સારો એવો રસ લાગે. હા દર રવિવારે અથવા શનિવારે બસ બેથી ત્રણ movie હું જોઈ જ નાખું છું, અને બે ત્રણ રવિવારને, બે ત્રણ રવિવાર જાય એટલે એકાદી વાર તો મારે theatre માં જવાનું હોય જ છે movie જોવા માટે. સરસ તમને ક્યા type ના movie જોવા અત્યારે ગમે? આમ તો મને બધા જ type ના movie ગમે છે. Action લઈ લ્યો, thriller લઈ લ્યો, suspense લઈ લ્યો, comedy લઈ લ્યો. બધા ગમે છે but મને આમ patriotic અને thriller type movie માં વધારે રસ છે.

તમને કેવા movies જોવા ગમે છે? મને પણ હિન્દી movie, south movie વધુ જોવા મને ગમે છે. કાકે એમાં વધુ નાની love story હોય છે, અલગ અલગ story હોય છે જેના કારણે મને વધુ જોવા ગમે છે કાકે south માં બધું મને જોવા મળે છે. તમે અત્યારે છેલ્લું picture ક્યુ જોયેલું છે સ Talkies માં? છેલ્લે તો મેં રામસેતુ જોયું

ખૂબ સરસ, ઈ સારું movie છે. જેના કારણે આપણે, આપણે ખબર પડી ગઈ કઈ રીતે રામસેતુનું નિરાકરણ થયું છે અને કઈ રીતે શું છે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 સારું લાગ્યું મને. હા movie ખૂબ જ સરસ છે. તમે હાલમાં છેલ્લે કયું movie જોયેલું? પણ મેં છેલ્લે હાલમાં talkies માં તો triple R કરીને જોયું છે movie હમણાં release કરેલું છે. મને હિન્દી movie અને south movie જોવા વધુ ગમે છે જેના કારણે હું વધારે એમાં ધ્યાન આપું છું કે ઈ movie મને વધુ ગમે છે. વધારે હું એ જ જોવ છું movie Triple R movie સારું લાગ્યું એટલે મેં મારા friend circle માં જાણ કરી એટલે મને બધાએ એવું કીધું triple R movie સારું છે. માં તો એટલે તમને કઈ type ના movies ગમે? Action માં પછી love story માં આહ મને વધારે action, action વાળા movie જોવા ગમે. Action વાળા અને love story વાળા અને હું વધુ એટલે તે એ type ના movie જોઉં છું હું. ને અત્યારના મારો મગજ, આખો job, આખો દિવસ જઉં છું તો મારે બુધવારે job મારો મગજ શાંત થઈ જાય એના કારણે હું love story વાળા અને action વાળા જ movie જોવ છું હમણાં તમને ખબર હોય તો આપણે પઠાણ movie ઉપર કૈક વિવાદન ચાલે છે. કૈંક તમને કૈંક ખબર છે ના, મને તો એ વિષય ઉપર કાંઈ ખ્યાલ નથી તમે જણાવો. આ અત્યારે પઠાણ ઉપર કૈંક વિવાદ ચાલું, release થાવાનું હતું હમણાં શાહરુખ ખાનનું movie છે તે. આપણે એમાં કૈંક કોઈ પણ ઉહ થોડું એવું movie છે આપણાં જૂના રીત રિવાજ પ્રમાણ ઉપર અને એમાં કોઈ પણ કારણે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 એમ જાણવા મળ્યું છે. આપ news માં ને અત્યારે બધે આપડે, phone બધે use કરતા જ હોઈ Instagram, WhatsApp, Facebook માં. બધે અત્યારે ચાલી રહ્યું છે કે વિવાદ, પઠાણ movie ઉપર આવો વિવાદ ચાલી રહ્યો છે. હ હ બરાબર છે.

હા એ તો ખૂબ જ સાચી વાત છે કે કોઈ પણ સંસ્કૃતિના અથવા તો આહ રીત રિવાજને કાંઈ ઠેંસ પહોંચે એવું હોય તો ના જ release થવું જોઈએ. હમ મારો પણ એવો જ વિચાર છે કે એવા ખોટા તો movie આપડે ઘણી વાર આપડા મોટા મોટા આપડા દાદાએને બધાએ બનાવેલા હોય અને એની ઉપર આવી ખોટેખોટી સંસ્કૃતિ બગડી જ નાખે એટલે બધા વિવાદ સારો કરી રહ્યાં છે. ને ઈ વાત પણ થઈ છે કે હવે વધારાના scene છે એવા વાળા આપડા નુક~, નુકસાન પહોંચે એવા તો પણ remove કરવામાં આવશે. પાછું નવું movie બનાવામાં આવશે એવો વિચાર છે.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 હા આમ તો મને બાર નવી નવી જગ્યાએ ફરવું બૌ જ ગમે છે, અને જ્યારે પણ મને free time મળે કે મારા ઉહ દિવસમાંથી હું જ્યારે વધારાનો સમય કાઢું ત્યારે હું બારે.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

અત્યારે આ ચાલી જ રહી છે. તમને ખબર હશે. Freefire, પબજી, પબજી તો અત્યારે banned થઈ ગઈ છે. પછી free fire છે એવી નાની બસની છે. નાની એવી game રમતો રહ્યો જુઓ ને. વધારાના time માં હું ફરવા જાઉં છું. સાંજ સમયે મને વધુ હું મંદિર time બેસું. હું મારા મગજને તાણ કરું અને બારનાં garden માં મને વધુ રસ છે કે બારનાં garden એ જઈને બેસવું અને game રમવી. એટલે મારો time વધારાનો time હું એમાં જ spend કરું છું. હા okay છે બીજા તમને song માં અમ માં અને movie માંને વધુ interest હશે તો તમને. Music અત્યારે ક્યા પ્રકારના સારા લાગે છે? આહ તો મને બધી જ પ્રકારના ગમે છે પણ ઝાઝા ભાગ લેવા તો એ પછી મારા mood ઉપર depend કરે કે અત્યારે મને ક્યું ગીત વધારે ગમતું હોય છે.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

હા movie તો હું બધી પ્રકારના મને બૌ જ ગમે છે. જે પણ કંઈ release થાય એ તે જે ફટાફટ એટલે પેલું download કરીને જોઈ નાખું. પહેલું કામ તો હું એ જ કરું. એ પછી ગુજરાતી હોય, હિન્દી હોય કે પછી English હોય. ઓહ સરસ સરસ મને પણ ગુજરાતી movie જોવા સારા ગમે છે કારણકે એમાં વધુ એવું આપડે ગુજરાતી, આપડે ગુજરાતી લોકો જ છીએ. એટલે ગુજરાતી movie જોવા સારા ગમે. આપને હવે આપડે condition સમજી શકીએ છે એમ શું કહેવા માગે છે કઈ રીતનો topic છે તે આપને સારું લાગે છે એટલે ગુજરાતી movie જોવા વધુ મને ગમે છે.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 મને ગુજરાતી movie માં છેલ્લો દિવસ સારું movie લાગ્યું કારણ કે અત્યારે college life ઉપર મને વધુ સારું લાગ્યું. હું પોતે પણ college કરી રહ્યો છું. ઈ કારણ છેલ્લો દિવસ release થયું તું તો મને એમાં ખબર પડી કે કઈ રીતે college life જીવવાની હોય, કઈ રીતે college life માં કેટલા આપડા ભાઈબંધ મિત્રો હોય.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 હા છેલ્લો દિવસ ચોક્કસ મારું એક એ સમયમાં મારું એક favorite movie રહી ચૂક્યું છે. કારણકે એ આપણી life ને લગતું વળગતું હોય છે. અને બસ એ ખૂબ જ હસી મજાક કરાવે છે. ઈ આપડી life ઉપર નક્કી કરે છે એટલે આપડે વધુ ઈ movie જોવું ગમે છે. College life ઉપર હોય છે ઈ movie, આપને પણ college કયરી છે તો આપડે ખબર પડે કે આ movie ની story સાચી છે. આપ મને ઈ પણ મને ઈ છેલ્લે, last માં ઈ ગુજરાતી movie માંથી ઈ જ સારું લાગ્યું. છેલ્લો દિવસ બૌ સારું એવું movie છે. બધા લોકો, બધા student લોકોને ઈ જોવું જ જોઈએ કે થાવું પડે કે આપડે college life કઈ રીતે છેને કઈ રીતે કઈ જીવીએ આપણે college life? તો movie સારું છે. આહ હાલમાં તો છેલ્લે મેં નાડીદોષ movie જોયેલું છે. જે મને ખૂબ જ ગમ્યું. જેમાંથી વાત શીખવા મળે છે કે, કે જૂનાં પેલા ખોટા રીત રિવાજ, રીત રિવાજ તો ના કહેવાય but ખોટી માન્યતાઓ જે હોય છે. જે આહ આપડે એમ નેમ જ follow કરતાં આવીએ છીએ જે ના થવી જોઈ. જેમાં problem હોય છે નાડીદોષનો.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

તેના ઉપર, તે ખૂબ સાચી વસ્તુ છે નાડીદોષમાં. તે movie પણ સારું છે

મને તો તે બૌ બૌ સારું લાગ્યું કેમકે એની થોડાક છોકરા પર જે સારો વિશ્વાસ હતો કે નાડીદોષને ઈ બધું ખોટું છે અને બધાના મગજમાંથી એને કાઢી જ નાખ્યું કે આ બધું ખોટું છેને આપડે જે કરીએ ઈ સાચું છે. એના કારણે મને sto~ story સારી લાગી movie ની